એમ કહી એક બે ઉદાહરણને થોડું આવડી જાય ઓકે ત્યારબાદ તમારું મધ્યમ પદ લોપી સમાસ favourite ઉદાહરણ આગગાડી આગ વડે ચાલતી ગાડી જ્યાં વડે ચાલતી ગાડી મધ્યમ પદને ઉમેરેલું છે સમજવું હોય જ્યારે વચ્ચે મધ્યમ પદ ઉમેરવું પડે તો જ ખબર પડે. કે આ સમાસ કયો સમાસ છે મધ્યમ પદ લોપી સમાસ છે ઓકે ગાડીવાળા સુરભાઈ આવે હે આવે હે પહેલા ગાડીઓ ધીમે ધીમે બધા એની ગાડી આવશે ઓકે ઘોડાગાડી ઘોડા ગાડી ઘોડા વડે ચાલતી ગાડી વચ્ચે મધ્યમ પદ શું કરવું પડ્યું? ઉમેરવું પડ્યું તો જ ખ્યાલ આવે મધ્યમ પદ લોપી સમાસ ઊંટગાડી ઊંટ વડે ખેંચવામાં આવતી ગાડી બરાબર જેને આપણે શું કહીએ છીએ ઊંટગાડી કહીએ છીએ ચલો આ ગાડી ની ખબર પડી ગઈ ચલો. પ હવે અહીંયા ધ્યાન રાખજો તમારો favourite બરાબર અહી બી પાણીપુરી ઓકે આ પાણીપુરી કયો સમાસ છે પૂછાઈ જાય okay આમ દાબતા હોય પાણીપુરી રોજ બરાબર હવે અહીંયા ધ્યાન રાખજો અને એ રવિવારે exam આપવા જાય ને પછી ત્યાં પાણીપુરી ના આવડે okay ધ્યાન રાખજો પાણીપુરીનો વિગ્રહ કેવી રીતે થાય ઓકે પાણી મિશ્રિત પુરી કેવી ભાઈ પાણી મિશ્રિત પુરી તો આ પાણી પાણીપુરી કયો સમાસ છે પાણીપુરી કયો સમાસ છે મધ્યમપદલોપી સમાસ છે ઓકે ઘણાને વડાપાવ બહુ ભાવે બરાબર okay વડા મિશ્રિત પાવ તો એ વડાપાવ પણ કયો સમાસ છે મધ્યમપદલોપી સમાસ છે કોક કે મને દહીં વડા ભાવે મને આ પાણી બાણી પૂરી ના ભાવે દહીં વડા દહીં મિશ્રિત વડા તો આ પણ કયો સમાસ છે. મધ્યમપદલોપી સમાસ છે ઓકે આ બધું આપણે નહીં આપણી દૂધપૌવા દેશી અને સાધુ ભુરીયા ભુરીયા નું નહીં દૂધ પૌવા દૂધ મિશ્રિત પૌવા તો આજે છે વચ્ચે શું કરવું પડે છે ભાઈ મધ્યમ પદ ઉમેરવું પડે છે તો ભૂલતા નહિ ભાઈ પાણીપુરી વડાપાવ ઓકે ભૂલતા નહીં કયો સમાસ છે મધ્યમપદલોપી સમાસ છે. okay પુતીનભાઈ હળવા રો, હરવા રહ્યો ટાઢા ગાડી ભરવાડો ચલો ઓકે ખ્યાલ આવ્યો okay હજી પૂરું નથી થતું હો okay આ બધું શોખ નથી આ સમજાય એ રીતે અલગ અલગ block પાડ્યા છે ઘણા તો ચાલુ પડી જાય ઉદાહરણ એક થી હો બરાબર station બેસાડવાની હોય જેથી student ના મગજની અંદર વ્યવસ્થિત ઉતરી શકે જો અહીંયા box પાડી દીધું pattern ને change કરી okay આ બધી કરામત છે. ભણાવવાના અનુભવ છે student ના મગજમાં કઈ રીતે ઉતારવું? એક મારી ફરજ છે બરાબર ચાલો કે આવી જાવ ભાઈ ટપાલ નાખવા માટેની પેટી ટપાલ નાખવા માટેની પેટી એને કહેવામાં આવે ટપાલ પેટી ચલો કચરાપેટી કચરો કચરો નાખવા માટેની પેટી તો વચ્ચે મધ્યમ પદ શું કરવું પડે છે ઉમેરવું પડે છે ચલો clear okay ઓલા forest વાળા કહે છે ઓકે forest વાળા નું એક લઈ લઈએ જંગલ ખાતું. okay જંગલની સંભાળ રાખતું ખાતું જેને શું કહેવાય મા આવે છે જંગલ ખાતું કહેવામાં આવે છે એક ભાઈ comment કરે છે speaker ફાટી ન જાય આ સોની નું speaker છે ચિંતા ન કરતા ચાલો વરાળ યંત્ર ઓકે વરાળની મદદ થી ચાલતું યંત્ર જેને શું કહેવામાં આવે છે વરાળ યંત્ર કહેવામાં આવે છે ચલો clear okay તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે યાદ રાખશો તો તમને એકે સમાસમાં તકલીફ પડશે નહીં બધું આવશે ભાઈ ઠંડ રખો ફરવા રહ્યો હળવા બધા સમાસના પહેલા પ્રકાર જણાવો પગાર કોઈને બધું આવશે okay નાર પ્રત્યે આવે ત્યારે ઉપજ સમાસ આવે તમે મારી પરીક્ષા લેવા ના બરાબર okay તમારી જે એ જ છે એટલી તો આપણે exam ઓ પાસ કરી દીધી છે બરાબર તો તમે મને ન પૂછો બરાબર ફરવા રહ્યો હરવા બરાબર

કયો સમાજ છે આ question નો તમારે answer comment ની અંદર જણાવવાનું છે પૂછાયો question છે ખાસ ધ્યાન રાખજો સમાસ ઓળખાવો મહારાજા

okay ચલો આ કયો સમાસ છે ઓકે question comment ની અંદર answer આપો સાતમા number નો question okay offer ની અંદર છેલ્લો દિવસ છે હા ભાઈ આજે છેલ્લો દિવસ છે helpline number પર call કરો બરાબર okay સો ટકા તમને answer મળશે application થોડી હેંગ server ઓકે ચિંતા કરવામાં છેલ્લો દિવસ છે traffic એટલું રહે બરાબર પણ ચિંતા કરવામાં helpline number પર એક ring મારી દો. ચલો સમાસ ઓળખાવો મહારાજા બધાને આવડી જાય ભાઈ okay આ question નો answer મહાન રાજા મહારાજા મહાન રાજા કયો સમાસ થાય ભાઈ કર્મધારય સમાસ થાય. તો આનો right answer શું આવશે ભાઈ option બી આવશે ચલો okay ગભરાવાનું નથી સમજાવી દઉં કઈ રીતે ખીચામાં આવશે આ આપણું કર્મદાઈ સમાસ તો થોડું એને આરામથી tracker કરવાનું છે. જે સમાજના બે પદ વચ્ચે વિશેષણ વિષયનો સંબંધ હોય ઉપમાન ઉપમેય નો સંબંધ હોય કે ઉપમાન સાધારણ ધર્મનો સંબંધ હોય ત્યારે કયો સમાસ આવે છે? કર્મધારય સમાસ આવે છે okay ઘણાને તો વાળ ઊંચા થઈ ગયા હશે સાંભળીને okay આ શોખ નથી થતો વિદ્યાર્થી મિત્રો આપણે ટોપી એટલા માટે ક્રમ અનુસાર લીધા છે. કે તમને ખબર પડે આ બધું વિશેષણ વિશે શું છે આ વિશેષણ ને આ બધું ગયા lecture માં detail માં ભણી ગયા તો હવે તમને મજા આવી જાય બાકી ગોખવાનું થાય ઉપમાન ઉપમેય અલંકાર પહેલાં ભણી ગયા ઓકે આજે તત્પુરુષ સમાજ બન્યો એમાં બે થી લઈને સાત વિભક્તિ આવતી તત્પુરુષ સમાસમાં બરાબર દ્વિતીય તત્પુરુષને તત્પુરુષને હવે વિભક્તિ જ ના ભણાવી હોય ને સમાસ ચાલુ કરો તો એમ થોડી આવડે ઓકે ઘણા કહેતા હોય કે આ ચાલુ કરો ઓલું ચાલુ કરો ઓકે તમારી suggestion તમારી જોડે જ રાખો okay આપણે સાત વર્ષથી અહીંયા ભણાવીએ છીએ. અમને ખ્યાલ જ હોય કે ના પછી કયો topic ભણાવી તો student ને મજા આવે okay તો એ તમારી જોડે રાખો વધારે સારું રહેશે ચાલો હવે આ બધું તમને ખબર છે. કઈ રીતે પકડવાનું થશે કર્મધાર્ય સમાજ okay હા ભાઈ engineering જ કરેલું છે હિમાની બેન બરાબર ઓકે ચાલો મહારાજા ઓકે પહેલા આપણે સંબંધ લઈએ વિશેષણ અને વિશેષનો ચાલો અહીંયા ધ્યાન રાખજો આ બધા ઉદાહરણ વિશેષણ વિશેષણ છે કઈ રીતે પકડવાનું થાય મહારાજા તો એને છૂટું પાડો ને મહાન રાજા કેવલ રાજા મહાન રાજા તો આજે મહાન છે ને એ વિશેષણ છે શું છે વિશેષણ જે નામ અને સર્વનામના અર્થમાં શું કરે છે વધારો કરે છે અને વિશેષણ વિશેષણ જે પદ સાથે જોડાયેલું હોય એને શું કહેવામાં આવે છે વિશેષ્ય કહેવામાં આવે છે જે ગયા lecture માં આપણે detail માં complete કરેલું છે વિશેષણ તો અહીંયા જોવો વિશેષનો અહીંયા શું છે સંબંધ છે okay કેવા રાજા મહાન રાજા મહાન વિશેષણ બતાવે છે રાજા શું બતાવે છે વિશેષ્ય છે ચલો હવે અહીંયા આવી જાવ મહોત્સવ મહુ મહાન અને ઉત્સવ okay ઉત્સવ અહીંયા આવશે મહાન ઉત્સવ ચાલો મહોત્સવ મહાન ઉત્સવ તો માહો મહાન જે છે એ શું બતાવે છે વિશેષણ બતાવે છે ઉત્સવ શું છે વિશેષ્ય છે પૂછાઈ ગયેલો question મહર્ષિ મહાન ઋષિ કેવા ઋષિ મહાન ઋષિ મહાન ઋષિ અહીંયા તમે જુઓ આ શું બતાવે છે વિશેષણ બતાવે છે ચલો clear okay હજુ આગળ જઈએ ભાઈ હજી હળવા રહી ગયો હજી પૂરું નથી થઈ ગયું પરમ મિત્ર પરમ મિત્ર એટલે શ્રેષ્ઠ પરમ મિત્ર શ્રેષ્ઠ મિત્ર તો આ શું બતાવે છે વિશેષણ બતાવે છે આ શું બતાવે છે વિશેનો ભાવ દર્શાવે છે પણ મેશ્વા પરમેશ્વર ઈશ્વર તો આજે આગળ શું બતાવે છે આગળ વિશેષણ દર્શાવે છે પાછળ છું દર્શાવે છે વિશેષ્ય દર્શાવે છે તો આવા પ્રકારના સમાસને શેના તરીકે ઓળખવામાં આવે છે કર્મધારય સમાસ તરીકે ઓળખવામાં આવે છે તો clear okay નવો ઘેર પાડીએ હવે અહીંયા ધ્યાન રાખજો કર્મધાર્ય સમાસમાં ઉતાવળ ના કરતા okay હવે ઉપમાન ઉપમેય વાળા ઉપમાન અને ઉપમેય વાળા એમાં કઈ રીતનું છે અહીંયા ધ્યાન રાખજો okay નજર ચૂકી તો દુર્ઘટના ઘટે બરાબર ખાસ જોજો નરસિંહ નરસિંહ હવે જ્યારે વિગ્રહ કરો સિંહ જેવો નર okay કોના જેઓસિંહ સિંહ ઓકે તો અહીંયા તમે જોઈ શકો છો સિંહ જેવો નર ઓકે પાછળથી આગળ લાવવાનું છે ઓકે અહીંયા ખાસ ધ્યાન રાખજો ઓકે pattern જોજો બાકી ખબર નહીં પડે નર માં શું પશુ જેવો નર okay પશુ જેવો નર ચાલો ઝાઝરસી ઋષિ જેવો રાજા કડવું ઝેર ઝેર જેવું કડવું તો અહીંયા તમે જુઓ ઓકે આવું જેવો જેવી જેવું આવે એટલે અલંકારનું થોડું highlight થાય તો અહીંયા જે છે એ ઉપમાન ઉપમેય છે આ શું છે બધા ઉપમાન છે શું છે ભાઈ ઉપમાન છે.

ઓકે comparison જેની કરવાની હોય ત્યારે ઉપમાન ઉપમેયનું relation તમારે યાદ રાખવાનું થાય ચલો હજી અહીંયા ધ્યાન રાખજો પેટન પકડું છું. જ્ઞાનગુણો જ્ઞાનરૂપી ગુનો જ્ઞાનરૂપી ઘોડો જ્ઞાન દીઠ જ્ઞાનરૂપી કેવો દીપ જ્ઞાનરૂપી દીપ જીવન નવકાર જીવનરૂપી નવકાર સાગર કેવો કેવો સાગર સંસારરૂપી સાગર આ બધા આગળ જોવો તમે શું બતાવે છે વિશેષણ જે છે એ જ રીતે આમાં ઉપમાન અને ઉપમેય ના રૂપમાં છે. okay clear હશે? આશા રાખું તમને બહુ જ મજા આવશે okay પૂરું નથી થયું. ખાસ ધ્યાન રાખજો હજી મધ મીઠું કેના જેવું મીઠું મધ જેવું મીઠું જોયું ભાઈ okay કાજલ જેવું કાળું ચલો પાણી પોચી પાણીપુરી આ પાણીપુરી ને પાણી પોચું નું એ બધું ધ્યાન રાખજો હો પાણીપુરી આવે મધ્યમ પદ લોપી સમાસ અને અહીંયા છે પાણી પોચું પાણી જેવું પોચું પાણી જેવું પોચું કેના જેવું પહોંચવું પાણી જેવું પહોંચવું નેદ ગંભીર મેઘ જેવું ગંભીર તો આ બધા જે સમાસ છે એવા સમાજ છે. કર્મધારય સમાસ છે ઓકે જેને વિશેષણ આવડતું હોય એને Complete આવડી જાય okay ચાલો clear okay બધું સાથે ભાઈ telegram ની અંદર joint થઇ જજો બધું મૂકવામાં આવશે. ચલો આ સાથે તમારા ખીચામાં આવી ગયું છે કયો સમાસ ભાઈ કર્મધાર્ય સમાસ student ના ગુરુ લાગે okay એક like કરો ભાઈ ચૌદસો જણા આવું સારા level નું content knowledge free માં પહેલા બોલ series માં મેળવી રહ્યા હોય નવા આવ્યા છે તે channel ને subscribe કરો. telegram channel ની અંદર આની PDF મુકાઈ જાય ચિંતા કરતા નહીં પણ એમાં જવાબ કહીએ છીએ જવાબ માટે આપણો video જોવો પડશે. બરાબર તમારી સાંભળવું જ પડશે ચાલો okay

number નો સમાસ ઓળખાવવાનો છે ગોપાલ ચલો આ સમાજને ઓળખી બતાવો important question આપણી competitive exam માટે ચાલો કે comment ની અંદર answer આપો. સમાજ ઓળખાવો ગોપાલ ચલો કયા question નો શું answer આવે okay પ્રતાપભાઈ good morning હવે આવ્યા તમે ઓકે પાણી પી લો કે મનિષાબેન પાણી પી લેજે okay હજી એ petrol છે okay આપણી ગાડીમાં પછી પીએ બરાબર okay ચાલો ભાઈ સમાસ ઓળખાવો ગોપાલ ગોપાલ કયો સમાસ છે ચાલો ઓકે ગમ્મત સાથે ભણો આવડી જશે guarantee આપું છું ચિંતા ન કરતા પછી પીએ બરાબર. okay like કરો ભાઈ અને share કરો ભાઈ ચૌદસો જણાને પોકાડો બરાબર એટલું તો કરો ભાઈ બરાબર ચાલો કયા question નો answer આપો ફરજિયાત બોલાવો બધાને બાકી હું અહીંયા stop કરું છું ભાઈ બરાબર okay bye બોલાવો બધાને બોલાવો બે હાજર આજે કરી નાખો share કરો maximum share કરો ચલો સમાસ ઓળખાવાનો છે આઠમા number નો question ચાલો okay સરસ ગોપાલ ગાયોને પાડનાર કયો સમાસ આવે ઉપપદ સમાસ આવે કયો સમાસ આવે ઉપપદ સમાસ આવે આનો answer અહીંયા શું થશે option એ થશે સાહેબ એ કઈ રીતે એમ થોડી હાલે તમે કહી દો અને કર્મધારય સમજાવું સમજાવું okay હવે આ ઉપર સમાજ ઉપર સમાજમાં કેવું હોય. તેનું પૂર્વતર કોઈ નામ હોય પૂર્વ પદમાં નામ હોય અને ઉત્તરપદ હંમેશા ક્રિયા વાચક હોય okay ક્રિયા કરનાર okay એટલે એનો જે પ્રત્યયનો પાછળ નામ અથવા શું આવશે.

અહીંયા કયો પ્રત્યે આવે છે નાર પ્રત્યય આવે છે ઓકે ધીમે ધીમે હવે light થઈ હો બધાને બરાબર okay હજી ઉદાહરણ આપો okay ઘણા કે ચાલો આવડી ગયું એમ ન આવડે practice કરવી પડે બરાબર ચલો હવે important આવા અઘરા પુછાય હે ધ્યાન રાખજો જશોદા જસ આપનારી જોયું નારી પ્રત્યે પાછળ okay જશોદા નરમાં આવે એટલે નાદ આપનારી નંદ આપનારી જોયું patent જોવો તમે આપણે જે બી છે તમે એક વખત lecture માં વિદ્યાર્થી મિત્રો તમે ભણો છો એ તો આવડી જાય છે. okay એ તો એ તમારા માટે positive જ છે પણ જે present કરવાની અભણને આવડી જાય આપણે એ રીતના આખું sleet કરીને આપ્યું છે પ્રેમ દા પ્રેમ આપનારી પુત્ર દા પુત્રને આપનારી તો અહીંયા જોયું બધામાં કયો પ્રકાર આવે છે નારી પ્રત્યે આવે છે ચલો clear okay હજુ આપણે તેમને સમજાવી દઈએ સર્વજ્ઞ okay સ એટલે બધું okay સર્વને જાણનાર સર્વજ્ઞ ધર્મને જાણનાર મરમગ્ન મર્મને જાણનાર જોયું આ બધા કેવા છે સમાસ આ બધા સમાજ કેવા સમાજ છે ઉપદ સમાસ છે ચાલો હજી ધ્યાન રાખજો okay સારા સારા ઉદાહરણ તમારા માટે લાવેલા છીએ. okay જીવનભાઈ કંઈ કરશું તમારી request madam સુધી પહોંચાડીશું okay હવે થોડા હળવા રો બરાબર okay ગરાગ છે ભાઈ thank you all of you ચલો હવે ધ્યાન રાખજો નીરજ નીર માં જન્મનાર પાણીમાં જન્મનાર પંકજ પંખમાં જન્મનાર દ્વિજ બે વખત જન્મનાર જોયું આપણી pattern જોવો. આવી રીતની practice હોય એટલે આવડી જાય બરાબર ચાલો ગૃહસ્થ ઘરમાં રહેનાર ઘરમાં રહેનાર સ્વર્ગસ્થ સ્વર્ગમાં રહેનાર જોયું. ચલો હજી આગળ જઈએ most most important જહાંગીર જહાંગીર જહાને જીતનાર દુનિયાને જીતનાર તો આ કયું સમાજ થશે ભાઈ. ઉપર સમાજ થશે માખણ ચોર માખણ ચોરનાર okay તો આ કયું સમાજ થશે ભાઈ ઉપર સમાસ થશે. okay આશા રાખું છું કે તમને વિદ્યાર્થી મિત્રો બહુ જ મજા આવતી હશે ઓકે ગુજરાતી વ્યાકરણનો લાહવો અલગ છે વિદ્યાર્થી મિત્રો જે આ તમને આવડી જાય ને okay તમને મોજ મજા જ આવે બરાબર

નારી છે okay ત્યારે જે સમાસ આવે તે કયો સમાસ થતો હશે ઉપજ સમાસ થતો હોય છે okay આશા રાખું છું કે તમને complete આવડી ગયેલું હશે okay એક આવા દો like okay એક like આવા દો પછી જ આગળ ચાલુ કરવાનું છે ઓકે પહેલા એક like આવા દો. okay ચૌદસો લાઈવ છે હજી બધાને બોલાવી લાવો okay offer છે વિદ્યાર્થી મિત્રો એનો આજે last દિવસ છે પચાસ ટકા ઓફ છે. તમામે તમામ course ઉપર આપણી application માં okay અડધે પહોંચી ગયા છે. થાયકો નથી હો ભાઈ તમે વાત કરો માં થાકતા નથી. આપણે constant આઠ કલાક સુધી lecture ભૂતકાળમાં લીધેલા છે એટલે એ બાબતે તમે tension લ્યો માં like આવાદો પછી ચાલુ કરું આગળનો સમાસ એમનેમ ચાલુ નહીં થાય પહેલા like આવા દો share કરો. Okay share કરો telegram channel માં બધા જોડાઈ જજો આપણી channel ને subscribe કરો પછી જ આગળ વધવાનું છે okay thank you tank you ભાવેશભાઈ તમારો ખુબ ખુબ આભાર telegram ની અંદર material તો મળશે તો કે આપણી telegram channel ગુજરાતમાં first છે. બરાબર બે વાર પંદર હજાર subscribe પર telegram channel માં છે okay ત્યાં પણ વરસાદ થશે.

સમાશ ઓળખાવાનું છે પ્રતિદિન પ્રતિદિન ચલો આશ કયો સમાસ છે comment ની અંદર તમારે answer આપવાનો છે ચલો okay નવું આવી ગયું છે ચોથા ગેરમાં ગાડી પડી છે. okay હવે તમારે comment માં answer આપવાનો છે હવે બધા હળવા બરાબર બસ બસ તમારો આભાર ચાલો okay નવમા number નો question હમણાં test ચાલુ થશે બધા સમાસ થઈ જાય પછી હું તમારી મૌખિક પરીક્ષા લઉં છું. okay બહુ તમે comment ઓ આજ કરી છે કે હળવા વાળાને જ પકડવાનો છું આજ ચલો કયા question નો answer આપો બધા option બી કહી રહ્યા છે exit Pol સાચો જવાબ છે પ્રતિદિન પ્રત્યેક દિન તો આ કયો સમાસ છે અવયવી ભાવ સમાસ છે તો આપણો right answer શું આવશે ભાઈ option બી આવશે ચલો સાહેબ હવે આ કઈ રીતનું detail માં માહિતી આપી દઉં okay પૂર્વ પુલ હોય ને એમાં પ્રતિ અવર દર યથા એ રીતનું હોય ને તો કયો સમાસ બને ભવ્ય અવયવી ભાવ સમાસ બને ગોખવાનું નહીં આ બધું ગોખવાનું નહીં. સીધો ઉદાહરણથી ચાલુ કરીએ સરસ મજાનું sleet કરીને તમારી સમક્ષ ભેજુ છું અહીં ધ્યાન રાખજો અવયવી ભાવની અંદર પ્રતિદિન પ્રત્યેક દિન પ્રત્યેક દિવસ તો જો આગળ શું છે પ્રતિ છે શું છે પ્રતિ છે પ્રતિષ્ઠા પ્રત્યક્ષણ દરેક ક્ષણ તો આગળ જોવો પ્રત્યે છે શું છે પ્રતિ છે. તો આવા પ્રકારનો સમાસ છે કયો સમાસ છે ભાઈ હવે ભાવ સમાસ છે ચાલો પ્રતિને કરી દીધું okay side માં જવા દો. બીજી pattern લાવું છું. અહીંયા ધ્યાન રાખજો હરરોજ ઓકે ગામડા વાળાને આવડે ભુરીયા ને થોડી ઓછી ખબર પડે હર રોજ એટલે પ્રત્યેક દિવસ રોજ બરાબર દરરોજ એ બધાને આવડે પ્રત્યેક દિવસ દર વખત દરેક વખતે તો અહીંયા pattern જોવો okay હર હર જોયુ અહીંયા કઈ હતી પ્રત્યેક અહીંયા શું હતું પ્રતિ હતો okay તો આજે સમાજ થશે એ કયો સમાસ થશે અવયવી ભાવ સમાસ થશે આવે છે આવે છે જોષી ભાઈ હળવા રો હરવા રહ્યો. બરાબર બધું આવે છે ચાલો તો એ પૂછાય તો ખાસ ધ્યાન રાખજો યથા બુદ્ધિ બુદ્ધિ પ્રમાણે જોયું યથા યથાશક્તિ શક્તિ પ્રમાણે યથાર્થ આગળ જોયું. યથા યોગ્યતા યોગ્યતા પ્રમાણે યથાર્થ અર્થ પ્રમાણે જોયું અહીંયા pattern જોવો ભાઈ પેટન શું મળ્યું. pattern શું મળી યથાની pattern જોવો pattern ઓળખો અને marks લઈ જાવ pattern ઓળખો અને marks લઈ જાઓ. ત્યારબાદ આ જનમ જન્મથી માંડીને આજીવન જીવન સુધી pattern મળી pattern કઈ મળી? આની pattern મળી આની pattern નથી હો આની pattern છે ચલો clear પડે પણ પ્રત્યેક પણ પ્રત્યેક ગામ આવા પ્રકારનો જે સમાસ છે એને સેના તરીકે ઓળખવામાં આવે છે. અવયવી ભાવ સમાસ તરીકે ઓળખવામાં આવે છે. okay thank you જાડેજા ભાઈ ચાલો okay તો આજે સમાજ છે એ કયો સમાસ છે અવયવી ભાવ સમાસ છે ચાલો ઓકે ત્યારબાદ નો નવો question આવી ગયેલો છે screen ઉપર અવયવી ભાવ સમાજ હવે આપણી જે આટલા ઉદાહરણ જોયા એટલે આરામથી ચાલો ત્યારબાદનો next question છે સમાશ ઓળખાવાનું છે ગજાનંદ ચલો આ કયો સમાસ છે comment ની અંદર answer આપો આવા પ્રકારના ત્રણ આપણી competitive exam ની અંદર પુછાય છે. ચલો comment ની અંદર તમે answer આપતા રહો comment ની અંદર અને maximum share કરો વિદ્યાર્થી મિત્રો આપણા lecture ને okay કઈ કઈ ને થાક્યો maximum share કરો okay ચાલો સમાસ ઓળખાવો ગજાનંદ ગજાનંદ કયો સમાસ છે ઓકે comment ની અંદર તમારે answer જણાવવાનો છે જો એક બાકી છે detail માં સમાજવા ના પછી next step ચાલુ થાય છે બરાબર? okay પહેલા વ્યવસ્થિત બધા શીખી જાઓ okay એમાં પછી ફરવા માપ હોય ચલો okay બધાને આવડી ગયું. આ ગજાનંદ okay જેનું આનંદ જેનું મુક ગજ જેવું છે હાથી જેવું છે. okay કયો સમાસ થશે બહુ વિહીન સમાજ થશે તો આપણો right answer શું હોય option સી okay સરસ એક ભાઈએ comment કરી શબ્દ સમૂહ જેવું વાહ ભાઈ વાહ વિમલભાઈ બિલકુલ સાચું તમારો okay બહુ વિહી સમાજ હોય એમાં સમગ્ર પદ હોય અને અન્ય કોઈ પદના વિશેષણ તરીકે કામ કરતું હોય okay એને જવા દો side માં સીધુ ઉદાહરણથી તમને સમજાવું

આનંદ જેનો અંત નથી તે જેનો અંત નથી તે એનો મતલબ અનંત તો એ કયો સમાસ થઈ ગયો બહુવિહીન સમાસ hello. નમસ્કાર, મારું નામ મકવાણા નિકુંજ. હું તમને નામોવી, હું તમને શીખવાની ક્રિયા વિષે શીખવાડીશ. અમ મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. વર્તનના જાણવા મળ્યું છે કે પૃથ્વી પરના તમામ સજીવો તેમની આસપાસના પર્યાવરણ સાથે કામ કામ પાર પાડવા માટે શિક્ષણ અનિવાર્ય છે. દરેક સજીવને, પોતાના જીવનમાં રક્ષણ અને નિભાવ માટે કોઈ કોઈને પણ કોઈ શિક્ષણ તો લેવું જ પડે. શિક્ષણને કારણે આપણા પરિવર્તન અને પરી, પરિસ્થિતિ ના થતા બદલાવથી મળતા જીવન લક્ષણ અને પ્રેરણાના સંપર્કને કારણે . દરેક સજીવ પોતાના જીવન, જીવન ચક્ર દરમ્યાન, મોટે ભાગે બે પ્રકારના વર્તન, જોવા મળે છે. સામાજિક વર્તન સામાજિક વર્તન માટે પ્રાણીઓને કોઈ પણ પ્રકાર કોઈપણ જાતનું,

અન્ય લોકો ને વર્તન કરવા જોઈને શિક્ષા શીખાય છે અથવા એ વર્તન અન્ય દરમિયાન શીખવામાં આવતું હોય છે. અમ દરેક સજીવને દરેક સજીવ જન્મથી જ પોતાના જનીનો, જનીનો મા કેટલી લઈને જન્મે છે જેને જન્મથી અમુક, મર્યાદિત પ્રક્રિયાઓ પોતાના પોતે શીખી જાય છે આ પ્રકારનું વર્તન એ જનમ જાત કે સાહજિક વર્તન છે. આ પ્રકાર આ પ્રકારના શિક્ષણના વર્તન વર્તન કરવામાં કરવામાં . શિક્ષણ એટલે શું? વ્યાખ્યા અને સમજૂતી. અમ શિક્ષણ એટલે અનુભવ અને કાયમી ફેરફાર. શિક્ષણના ત્રણ પ્રકાર છે. પહેલો અનુભવ મહાવરા નું પરિણામ. એમાં . અનુભવમાં નું પરિણામ, અનુભવ તાલીમમાં શિક્ષણ એટલે શિક્ષણ ના કહી શકાય. હવે વર્તન એટલે વર્તન થતો પરિવર્તન. વર્તનમાં થતું પરિવર્તન પણ, વર્તનમાં થતો પરિવર્તન કોઈપણ બાબત શિક્ષણ ત્યારે કહેવામાં આવે છે પહેલા, પહેલા જે વર્તનમાં પરિવર્તન જોવા મળે છે દાખલા તરીકે, માણસ જ્યારે પહેલીવાર સાયકલ ચલાવવા ચલાવતા આવડતું ન હોય, ને સાઇકલ પર બેસી સાઇકલ ચલાવવાનો પ્રયત્ન કરે છે. અને જ્યારે પડી જાય છે, આનો તારા માટે પ્રયત્ન કરવા તેને ધીરે ધીરે સાઈકલ પર જાય આગળ વધતા આવડી જાય છે પ્રયત્ન કરવાથી સાયકલ ચલાવી શકે છે અને, આ ઉદાહરણ શિક્ષણને વર્તન વર્તનમાં થતું પરિવર્તન સ્પષ્ટ કરે છે. પરિવર્તન. આપા આ પરિવર્તન ખૂબ જ અગત્યનું છે. આગળ છે સામાન્ય રીતે આ આપણે લીધેલું મોટાભાગનું શિક્ષણ સ્થાયી અથવા ઘણા લાંબા સમયથી, ટકી રહેવાનું હોય છે. આ સંદર્ભમાં આગળ સમજ મેળવી છે. અને દ્રવ્ય ને કારણે. અલ્પ ટૂંકાગાળાના ફેરફારથી થયેલા નથી. આગળના ઉદાહરણ ને યાદ કરીએ તો, થાક ઉતારવા થી કે, વ્યક્તિ સામાન્ય રીતે ચાલી ચાલી શકે છે. માટે તે શિક્ષણ નથી. વ્યક્તિના વર્તન ના તાલીમ હંગામી અને અસ્થાયી પરિવર્તન આમાં મનો વિજ્ઞાન શિક્ષણ તરીકે સ્થાયી શાહી કારી, નથી પરંતુ, શાહી કે વ્યક્તિના વર્તનમાં એવો પરિવર્તનો પરિવર્તનના શિક્ષણ તરીકે સ્થાયી,

અને પડી જાય છે.

મુખ્ય પ્રશ્ન એ જ થાય છે કે, કોઈપણ બાબતની તેવી રીતે આ પ્રશ્ન, અનેક વિજ્ઞાન વૈજ્ઞાનિકોએ, સંશોધન માટે પ્રેરણા પૂરી પાડે છે અને આના અનુસંધાનમાં થયેલા કેટલાક સંશોધનો અને પ્રયોગ અને પ્રયોગો માનવ અને પ્રાણી, શિક્ષણ પ્રાપ્ત કરવા. તારાહો વિશે માહિતી પૂરી પાડે છે. અનેક બીજી શિક્ષણ પ્રાપ્ત કરવા વિવિધ તરાહો માંથી મુખ્યત્વે ચાર તરાહો, આપણે કરીશું. અમ . અનુપમ શિક્ષણ અને સામાજિકરણ શિક્ષણ પર જ શિક્ષણ કેળવાય છે. કારણ કે શિક્ષણ દ્વારા જરૂરી એના અનુરૂપ મુખ્યત્વે આધારિત છે. આધાર છે. વ્યક્તિએ, વ્યક્તિએ પોતાની, આસપાસ સામાજિક પર્યાવરણમાંથી અવલોકન કરી અને અને જોવા મળે છે દાખલા તરીકે માતા પિતા સાથે . સ્કૂટર સાથે ફરવા જતો. ઘણી પોતાની થાય. ત્યારે સાઈકલ ફેરવવા હતા એ જગ્યાએ ફેરવતા ફેરવતા,

કંપ પોતાની સાયકલની સીટ ઉપર લગાવી થોડીવાર ખિસ્સામાંથી પૈસા કાઢી ને આપવા અને રાતમાં, ઉદાહરણ છે. એક થી સવા વર્ષનું બાળક હોય મોબાઈલ ફોન રાખવાનું . શિક્ષણ નું ઉદાહરણ છે. રોજ-બરોજ એ જીવન, જીવનમાં આવા અસંખ્ય ઉદાહરણો જોવા મળે છે. આવા આ તમામ પ્રકારના શિક્ષકોએ . માંથી સામાજિક અને સમાજમાંથી મેળવવાથી શિક્ષણને સામાજિક રીતના લેવાય છે. નાની, નાની બાળકીઓ.

એ પ્રકારના પ્રસાધનો, આને કપડાં ઉપયોગ કરવા શિક્ષણ કહેવાય છે. અમ એમાં આપણે અને બીજી એક પ્રયત્ન અને ફુલ દ્વારા શિક્ષણ.

બોલો બોલો યસભાઈ શું ચાલે મજામાં? હા મજામાં મજામાં શું ચાલે તમારા નવીન માં મજામાં મોજે દરિયાચાલે મોજે દરિયો હા આજ તો તમે બવ ખુશ લાગો છો શું નવીન છે આજ ની વાત માં આજ તો મેં share બજાર માં બૌ સારી કમાણી કરી ને એટલે બૌ ખુશ છુ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 હા હા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 સહેબ પ્રથમ તો share બજાર ની અંદર તમે કઈ રીતે આ પૈસા કમાઓ છો

છે શું કે એમાં કઈ રીતે પૈસા રોકવા ના હોય ને કઈ રીતે પૈસા કમાવા ના હોય તે વિષે મને થોડો જાણકારી આપો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

મતલબ એટલે share બજાર માં કઈ રીતે મતલબ share લેવા ના હોય કોઈ પણ Application માં લેવા ના હોય કે direct આવી જાય ના ના એની application આવે એના માટે આપડે special એક account ખોલાવવું પડે એ account નું નામ છે demat account એ demat account આપડે ઘરપર ખોલી શકીએ કે bank માં જવું પડે

તો તમારું હાલ માં કઈ dibet account મતલબ કે તમારો dibet account હાલ ની કઈ bank ની અંદર તમારું dibet account open છે

તે dimet account માં શું શું વિગત નાખવા માં આવે છે જે થી કરી ને આપડે જે account create કરી શકીએ છીએ ભાવિનભાઈ તે આપડે છે ને આપડો pan card aadhar card bank ની details બધી નાંખવી પડે

અને security હા હા બોલો બોલો આ બધી process કરવા માં કેટલો સમય લાગે